યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ ફ્ફ્પ નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે એચટીએમએલ ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે
દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે
હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું
જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ યુઝર ત્યાં સુધી લોગ્ડ ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી
શરૂ કરવા માટે હું એચટીએમએલ ફોર્મ બનાવીશ
કેટલાક માયસ્કલ લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું
એચટીએમએલ ફોર્મમાં લોગિન ડોટ ફ્ફ્પ કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ
આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું
મેથડ પોસ્ટ થશે
ફોર્મનો અહીં અંત કરીશું
હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે ટેક્સ્ટ રહેશે અને યુઝરનેમ નેમ રહેશે
અહીં એક લાઈન બ્રેક
આ લાઈનને કોપી પેસ્ટ કરો અને ટેક્સ્ટ ને પાસવર્ડ માં બદલો
આ પાસવર્ડ કહેવાય છે
આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે
અને અંતે સબમિટ બટન બનાવીશું અને તેની વેલ્યુ લોગ ઇન રહેશે
રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે
ઇન્ડેક્સ ડોટ ફ્ફ્પ યુઝર નેમ અને પાસવર્ડ સાથે
હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી
હવે આ વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ
રીફ્રેશ કરો અને આ રહ્યું
હવે લોગિન ડોટ ફ્ફ્પ ફાઈલ બનાવીએ
સૌપ્રથમ હું ફ્ફ્પ માય એડમિન ખોલીશ
જો તમે ઝેમ્પ વાપરી રહ્યા છો તો આ ફ્ફ્પ માય એડમિન માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે
જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ
હવે નવો ડેટાબેઝ બનાવીશ
તો અહીં ફ્ફ્પ લોગિન નામનો નવો ડેટાબેઝ બનાવો અને ક્રિએટ પર ક્લિક કરો
આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ
જો તમે એસક્યુએલ સાથે પરિચિત નથી તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું
મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે
આને યુઝર્સ નામ આપીએ અને ઓક પર ક્લિક કરીએ
એક એરર થે નંબર ઓએફ ફિલ્ડ્સ
જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો ક્ષેત્રોને નોંધ કરું છું જે હું વાપરીશ
હું શરૂઆત માટે ઇડ વાપરીશ ત્યારબાદ યુઝર નામે અને અંતે પાસવર્ડ
આ બધું આ સમયે જોઈએ છે
તમારા પ્રોગ્રામ પર આધાર રાખી ફર્સ્ટ નામે દાતે ઓએફ બર્થ વગેરેને પણ ઉમેરી શકીએ છીએ
પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને
અહીં પાછળ જઈએ
તો ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે
હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું
ઇડ ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર પૂર્ણાંક બનાવીશું
આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ
હવે જયારે એક નવો રેકોર્ડ બનશે ઇડ ની વેલ્યુમાં એકથી વધારો થશે
તો ઉદાહરણ તરીકે પ્રથમ વપરાશકર્તા જે રજીસ્ટર થશે કરશે એની ઇડ એક હશે બીજો વપરાશકર્તા જે રજીસ્ટર થશે એની ઇડ બે હશે અને એજ પ્રમાણે આગળ
આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે
આપણે તેને વર્ચર્સ નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં
અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે
નીચે સ્ક્રોલ કરો અને સવે પર ક્લિક કરો
તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ
અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો
આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ
યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે
તે પર આગળ ચર્ચા કરીશું
ઇડ ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે તેથી કઈ પણ ન નાખીશું
આ સીધે સીધું 1 પર જશે
યુઝરનેમમાં હું એલેક્સ લખીશ
પાસવર્ડ એબીસી રહેશે
જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ
તો યુઝરનેમ એલેક્સ છે અને પાસવર્ડ એબીસી છે યાદ રાખવા માટે સરળ
આ સંગ્રહિત કરાયેલું છે
બ્રાઉઝ કરવા માટે ફક્ત બ્રાઉઝ ટેબ પર ક્લિક કરો
નીચે સ્ક્રોલ કરીએ
આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ એલેક્સ અને એબીસી રૂપે છે અને ઇડ પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે
હવે લોગિન ડોટ ફ્ફ્પ પેજ બનાવીશું
આ સંગ્રહિત કરો લોગિન ડોટ ફ્ફ્પ
ચાલો જોઈએ ફ્ફ્પ ટેગોને કઈ રીતે બનાવવા
હવે હું કેટલાક પોસ્ટ વેરીએબલો પર વિચાર કરીશ
ઇન્ડેક્સ ડોટ ફ્ફ્પ માં પોસ્ટ ના રૂપમાં મેથોડ ને ઉપયોગમાં લીધી
યુઝરનેમ ડોલર સાઇન અંડરસ્કોર પોસ્ટ તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે યુઝરનેમ છે
આ અહીં મળ્યું અને
પાસવર્ડ પોસ્ટ વેલ્યુ સમાન રહેશે અને તે પાસવર્ડ હશે
સૌપ્રથમ તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી
આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત ન કરીશું
આ કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે
હવે હું આઇએફ સ્ટેટમેંટ ટાઈપ કરીશ
આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે તે અહીં આવશે
તો અહીં હું આઇએફ યુઝરનેમ લખીશ જેનો અર્થ એ છે કે આઇએફ યુઝરનેમ જો વેલ્યુ ધરાવે છે તો તે ટ્રૂ રીટર્ન થશે અને હું પાસવર્ડ લખીશ
તેથી આને ટ્રૂ કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને યુઝરનેમ અને પાસવર્ડ ની જરૂર છે
આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે
આ કરવા માટે કનેક્ટ ઇક્વલ ટીઓ mysql connect નામનું એક વેરીએબલ બનાવીશું
અને આ અંદર પહેલુ પેરામીટર હોસ્ટ રહેશે અને જે મારા માટે લોકલહોસ્ટ છે
બીજું યુઝરનેમ રહેશે અને હું રૂટ ને ઉપયોગમાં લઈશ
ત્રીજુ પાસવર્ડ છે જે મને લાગે છે કે મારી પાસે નથી
તે પર ચેક કરીશું
આ પછી ઓર ડાઇ લખી એક એરર મેસેજ આપીશું
ઉદાહરણ તરીકે કોલ્ડન્ટ કનેક્ટ લખીશું
મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી
તે બીજું કઈક છે
આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે કોલ્ડન્ટ કનેક્ટ
હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે માફ કરો ડેટાબેઝને
માયસ્કલ સિલેક્ટ ડીબી લખીશું જે બીજું બિલ્ટ ઇન ફંક્શન છે જયારે ફ્ફ્પ મોડ્યુલ સંસ્થાપિત હોય છે
તે ઝેમ્પ સાથે પણ આવે છે
અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી ફ્પ્લોજિન લખીશ
તો બધું બરાબર છે એમ ધારી હું એરર મેસેજ કોલ્ડન્ટ ફાઇન્ડ ડીબી ને અહીં ઉમેરીશ
પેજ રીફ્રેશ કરો
લોગિન પર ક્લિક કરો
કઈ થતું નથી
આઇએફ સ્ટેટમેંટને એડીટ કરીએ અને એલ્સે લખીએ એકો અથવા બેસ્ટ શ્રેષ્ઠ ફંક્શન ડાઇ છે
આ ફંક્શન કોલ થયા પછી આ પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે
અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે
તો અહીં હું લખીશ પ્લીઝ enter એ યુઝર નામે એન્ડ એ પાસવર્ડ આ રીફ્રેશ કરો
ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે
આગળ હું એલેક્સ અને 123 ટાઈપ કરીશ માફ કરજો એબીસી અને લોગ ઇન પર ક્લિક કરીશ
એરર મેસેજનથી જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ
આ ભાગનો અહીં અંત થાય છે
બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી
જોડાવા બદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું